મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પર્સોનાઓ એડ બ્લોકીંગ વિશે શીખીશું
વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે
એમાંનું એક કસ્ટમાઇઝેશન છે થીમ્સ
થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે
બેકગ્રાઉન્ડ રંગો બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે
આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ આવૃત્તિ 70 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ
સૌપ્રથમ શીખીએ કે મોઝીલા ફાયરફોક્સની થીમ કેવી રીતે બદલવી
પહેલા લોડ ઇમેજીસ ઓટોમેટિકલી વિકલ્પને એનેબલ સક્રિય કરીએ જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ
મેનું બારમાંથી એડિટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રેફરન્સ
પ્રેફરન્સ સંવાદ બોક્સમાં કન્ટેન્ટ ટેબ પસંદ કરો
લોડ ઇમેજીસ ઓટોમેટિકલી બોક્સને ચેક કરો
ક્લોઝ પર ક્લિક કરો
હવે યુઆરએલ બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો એડન્સ ડોટ મોઝિલ્લા ડોટ ઓર્ગ સ્લેશ ફાયરફોક્સ સ્લેશ થીમ્સ Enter દબાવો
આ મોઝિલ્લા ફાયરફોક્સ add ઓએનએસ માટે થીમ્સ પુષ્ઠ પર લઇ જાય છે
આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ મોટા આઈકોનો તરીકે જોઈએ છીએ
થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે
અહીં તમે થીમને પ્રીવ્યું પૂર્વદર્શન કરી શકો છો ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે
ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ
હવે શાઇન બ્રાઇટ સ્કિન થીમ પર ક્લિક કરો
આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે
શાઇન બ્રાઇટ સ્કિન થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે
કોન્ટિન્યુ ટીઓ ડાઉનલોડ બટન પર ક્લિક કરો
આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે
થીમ સંસ્થાપિત કરવા માટે એડ ટીઓ ફાયરફોક્સ બટન પર ક્લિક કરો
add ઓન ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે
આગળ એક સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે
ઇન્સ્ટોલ નોવ પર ક્લિક કરો
થે થેમે વિલ બે ઇન્સ્ટોલ્ડ ઓન્સ યુ રિસ્ટાર્ટ ફાયરફોક્સ આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે
રિસ્ટાર્ટ નોવ પર ક્લિક કરો
મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે
જયારે આ રીસ્ટાર્ટ થાય છે નવી થીમ્સ લાગુ થાય છે
ચાલો થીમ્સ પુષ્ઠ પર પાછા જઈએ
હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ
આ થીમ એડ ટીઓ ફાયરફોક્સ બટન પ્રદર્શિત કરે છે
આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે
જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે
ઇન્સ્ટોલ નોવ બટન પર ક્લિક કરો
ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે
રિસ્ટાર્ટ નોવ બટન પર ક્લિક કરો
મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે
જયારે આ રીસ્ટાર્ટ થાય છે નવી થીમ્સ લાગુ થયેલ છે
તો તમે જોયું કે થીમ્સ બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે
તમારી વિશિષ્ટ પસંદગી માટે તે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે
જો અમુક કારણસર તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો તો ફક્ત ટૂલ્સ અને add ઓએનએસ પર ક્લિક કરો
ડાબી પેનલ પર અપીયરન્સ ટેબ પર ક્લિક કરો
અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે
અહીં ડિફોલ્ટ થેમે જુઓ
એનેબલ બટન પર ક્લિક કરો
રિસ્ટાર્ટ નોવ બટન પર ક્લિક કરો
મોઝિલ્લા ફાયરફોક્સ બંધ થઈ રીસ્ટાર્ટ થશે
જયારે આ રીસ્ટાર્ટ થાય છે મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે
add ઓએનએસ ટેબ બંધ કરો
પર્સોનાઓ મુક્ત સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની સ્કિન્સ છે
પર્સોનાસ પ્લસ આ બીલ્ટ ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે મહત્તમ નિયંત્રણ આપવા માટે નવી લોકપ્રિય અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે
યુઆરએલ બાર પર ક્લિક કરી ટાઈપ કરો એડન્સ ડોટ મોઝિલ્લા ડોટ ઓર્ગ સ્લેશ ફાયરફોક્સ સ્લેશ પર્સોનાસ Enter દબાવો
આ મોઝિલ્લા ફાયરફોક્સ add ઓએનએસ માટે પર્સોનાસ પુષ્ઠ પર લઇ જાય છે
આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ
તમારા પસંદની કોઈ એક પર્સોના પર ક્લિક કરો
આ તમને પસંદ કરાયેલ પર્સોના ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે
એડ ટીઓ ફાયરફોક્સ બટન પર ક્લિક કરો
નવી થીમ સંસ્થાપિત થઇ છે એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક નોટિફિકેશન બાર દ્રશ્યમાન થશે
નોટિફિકેશન બારની જમણી બાજુએ આવેલ એક નાના એક્સ ચિન્હ પર ક્લિક કરો
ફાયરફોક્સ આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે
અવારનવાર એડીએસ જાહેરાતો આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે
પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે એડીએસ ને બ્લોક કરવામાં મદદ કરે છે
આવું એક એડ ઓન છે એડબ્લોક
ટૂલ્સ અને ત્યારબાદ add ઓએનએસ પર ક્લિક કરો
સર્ચ ટેબમાં ઉપર જમણી બાજુએ એડબ્લોક માટે સર્ચ કરો
Enter દબાવો
એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે
એડબ્લોક પ્લસ માટે ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરો
એડબ્લોક ડાઉનલોડ થવાનું શરૂ થાય છે એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે
એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે એડબ્લોક વિલ બે ઇન્સ્ટોલ્ડ આફ્ટર યુ રિસ્ટાર્ટ ફાયરફોક્સ
રિસ્ટાર્ટ નોવ લીંક પર ક્લિક કરો
મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે
જયારે આ રીસ્ટાર્ટ થાય છે એડ બ્લોકર અસરમાં આવશે
તેમ છતાં એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે
અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન ચાલુ હોય છે
કારણ કે ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો જાહેરાતો દ્વારા કમાવે છે
એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે
એડો જાહેરાતો ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે થીમ્સ પર્સોનાઓ એડ બ્લોકીંગ વિશે શીખ્યા
આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો
નાસા નાઇટ લોન્ચ થીમને સંસ્થાપિત કરો
ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો
yahooસીઓએમ સિવાયનાં તમામ પોપ અપ્સને બ્લોક કરો નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે કોન્ટેક્ટ એટી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ ઉપર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે તે આઇસીટીએમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર